ઉથલા મારવા પશુને ઝાડા થઈ જવા કથીરી અથવા ઈતરડી હોવું આવુ માં સોજો આરહો હોવો આવવા માં પાણી ભરાવુ કરમિયા થઈ જવા શરીરની અંદર મેલી ન પડવી એટલે કે જર ના પડવી માટે ખસી જવું એટલે કે ગરમી કાઢવી જેવા અનેક જે પશુના થતા રોગો છે જેને

ખરવા મોવાસા જે છે એ ઘરગથ્થું ઉપચારમાં જોઈએ તો જીરું લસણ મેથી હળદર નાળિયેર ગોળ અને કાળીજીરી આટલી સામગ્રી લેવાની હોય છે જેમાં જીરુ દસ ગ્રામ હોય છે મેથી દસ ગ્રામ કાળીજીરી દસ ગ્રામ હળદર દસ ગ્રામ લસણ ચાર કળી નાળિયેર એક ગોળ એકસો વીસ ગ્રામ જેમાં આ બધી જ વસ્તુને લઈ અને તેની મિશ્રણ કરવાનું એટલે કે paste બનાવવાની હોય છે અને આ paste ને તૈયાર કરી અને Paste ને મોઢામાં જીભ અને ટાળવા પર લગાવવામાં આવે છે અને આ રીતે મિનિમમ ખારવામોંવાસા ની અંદર ત્રણ દિવસ ઘરની ત્રણથી પાંચ દિવસ આની સારવાર કરવામાં આવે

એક મોઢાની અંદર લાગે છે અને બીજું પગની ખરી ની અંદર લાગે છે તો પગની ખરી ની અંદર જ્યારે લાગેલો હોય છે ત્યારે આપણે છાણી કાટો એટલે કે દ દદણો ના પાન લસણ તુલસીના પાન કોપરેલ અથવા તલનું તેલ મહેંદી ના પાન સીતાફળ હળદર અને લીમડાના પાન આ વસ્તુ લેવાની હોય છે જેમાં વાંચી કાઢો જે છે એ એક મુઠ્ઠી પાન લેવાના હોય છે લસણ દસકડી લીમડાના પાન એક મુઠ્ઠી નાળિયેર અથવા તલનું તેલ જે છે એ બસો પચાસ mili હળદર વીસ ગ્રામ મેંદી ના પાન એક મુઠ્ઠી અને તુલસી એક મુઠ્ઠી આ રીતે લઈ અને બધાજ ની paste બનાવી અને તેને ગરમ કરો અને ગરમ કર્યા પછી થોડું ઠંડુ થઈ જાય એટલે ત્યાર બાદ તેને ખરી ની અંદર

જ્યારે પશુને તાવ આવવાની શરૂઆત થઈ ત્યારે ધાણા લસણ જીરું હળદર તુલસી લીમડો ડમરો ગોળ નાની ડુંગળી નાગરવેલના પાન કર્યાતું તજના પાન અને કાળી મરી આ બધી સામગ્રી જે છે જેમાં લસણ બે કળી ધાણા દસ ગ્રામ જીરું દસ ગ્રામ ડમરાના પાન એક મુઠ્ઠી તજના સુકાપાન દસ ગ્રામ કાળા મરી દસ ગ્રામ નાગરવેલના પાન પાંચ નંગ નાની ડુંગળી બે નંગ હળદર દસ ગ્રામ કર્યાતું પાઉડર વીસ ગ્રામ શ્યામ તુલસી ના પાન એક મુઠ્ઠી લીમડાના પાન એક મુઠ્ઠી ગોળ સો ગ્રામ આ બધી જ વસ્તુને જીરુ અને કાળા મરી અને ધાણા ને પાણીમાં પંદર મિનિટ પલાળી રાખો બધી સામગ્રીને મિક્સરમાં મિક્સ કરી અને paste બનાવો અને થોડી થોડી વારમાં સવારે થતા સાંજે આ paste ને જો પશુને ખવડાવવામાં આવે છે તો જે પશુનો તાવ આવેલો હોય છે જે fever આવેલો હોય છે તેને આપણે મટાડી શકીએ છીએ ત્યારબાદ બોક્સ મસા આસળમાં વાટિયા પડવા આ એક રોગ એવો છે કે જે આસળ ની અંદર સૌથી વધારે થાય છે જેના કારણે પશુને દોહન કાર્યની અંદર ખૂબ તકલીફ પડે છે અને આચળ જવાની પણ ભીતી રહે છે તો આની અંદર લસણ હળદર જીરુ ડમરો લીમડો અને માખણ આ વસ્તુ લેવામાં આવે છે જેમાં સામગ્રીમાં લસણ પાંચ કળી હળદર દસ ગ્રામ જીરું પંદર ગ્રામ ડમરાના પાન એક મુઠ્ઠી લીમડાના પાન એક મુઠ્ઠી માખણ અથવા ઘી પચાસ ગ્રામ આને બનાવવાની રીતે એવી રીતે છે કે જીરાના જીરાને પાણીમાં પંદર મિનિટ પલાળો. પછી સામગ્રીને મિક્સરમાં મિક્સ કરો અને paste બનાવો અને પછી માખણ ઘી ઉમેરી બરાબર મિક્સ કરો અને આ લેપ ફૉક્ષ મસા કે વાઢીયા ઉપર જ્યાં સુધી થાય ત્યાં સુધી તેને પાંચથી સાત દિવસ લગાડવામાં આવે તો ફૉક્ષ મસા નામનો જે રોગ છે એ દૂર કરી શકાય છે બીજી વખત

તો આને ઘરગથ્થુ ઉપચારમાં દૂર કરવા માટે લીમડાના પાનની સળી માખણ અથવા ઘી અને હળદર આ બધી સામગ્રી થોડા માત્રામાં લેવાની હોય છે અને આચળની લંબાઈ પ્રમાણે લીમડાના પાન ની સળી કાપી લ્યો સળી ઉપર હળદર અને માખણ ઘી નો મલમ બનાવીને લગાવો આ એની રીત છે એનો ઉપયોગ કરવાની રીતમાં જોઈએ તો કે મલમ લગાવેલી સળી ને ઘડિયાળના કાંટાની દિશામાં ફેરવીને આંચળમાં જવા દો દરેક દોહન પૂરું થયા પછી નવી સળી બનાવી ઉપયોગ કરો તો આવી રીતે જો કરવામાં આવે તો જે આપણા આંચળ block થઈ ગયેલા છે એ ખુલ્લા થઈ જશે અને દૂધ અંદરથી આવતું થઈ જશે જેના કારણે જે મસ્ટાટીસ છે કે આંચળ block થવાનું કારણ છે એ નિવારી શકાય છે ત્યારબાદ પશુને આપણો પણ ચડતો હોય છે અપચો થતો હોય છે તો એમના માટે આપણે જોઈએ તો કે ડુંગળી લસણ સુકા મરચાં જીરું હળદર ગોળ મીઠું આદુ નાગરવેલ ના પાન અને કાળા મરી આ બધી સામગ્રી આપણે જોઈએ તો કે ડુંગળી સો ગ્રામ લસણ દસ કળી સુકા મરચાં બે નંગ જીરું દસ ગ્રામ હળદર દસ ગ્રામ ગોળ સો ગ્રામ મરી દસ ગ્રામ નાગરવેલના પાન દસ ગ્રામ નાગરવેલના પણ દસ નંગ અને આદુ સો ગ્રામ આ બધી વસ્તુને છે એ મરી અને જીરુંને પાણીમાં વીસ મિનિટ પલાળી રાખો બધી સામગ્રીને દળીને paste બનાવી દો ત્યારબાદ આનો ઉપયોગ ટેસ્ટ નાના વાટકા નાના આ paste ને નાના લાડવા બનાવી દો અને લાડવાની મીઠા સાથે દિવસમાં ત્રણ થી ચાર વાર એક દિવસની અંદર ખવડાવવામાં આવે તો જે આ અપચો છે આફરો એ પશુને દૂર કરી શકાય છે અને પશુને તંદુરસ્ત બનાવી શકાય છે ત્યારબાદ અત્યારે આ સમયની અંદર સૌથી મોટામાં મોટો પ્રશ્ન જોવા મળતો હોય છે તો કે પશુ થોભાતું નથી ઉથલા મારે છે

આયુર્વેદ દેશી ઉપચારથી તથા હોય છે ઘરગથ્થુ ઉપચારથી થતા હોય છે તો આ ઘરગથ્થુ ઉપચાર જે છે એ આપણે જોઈએ તો કે મૂળો સંઘાત વેલ ગોળ મીઠો લીમડો મીઠું હળદર સરગવો અને કુવારપાઠો ઉપર જણાવેલી બધી સામગ્રી ગરમીમાં આવ્યા ના પહેલા કે બીજા દિવસે આ પ્રક્રિયા ચાલુ કરવી નીચે બતાવેલા ક્રમ પ્રમાણે તાજી સામગ્રી પશુને ગોળ અને મીઠા સાથે દિવસમાં એક વાર ખવડાવી જેનાથી આ ખવડાવવાથી કુલ દિવસ પાંચની અંદર આપણે જોઈએ તો એક મૂળો પાંચ દિવસ સુધી ચાલે એક કુવારપાઠો પાંચ ચાર દિવસ સુધી ચાલશે ચાર મુઠ્ઠી સરગવા ના પાન ચાર દિવસ સુધી ચાલશે

એ આપણું કશું એટલા મરે છે એ નહીં મારે અને ત્યારબાદ આપણે જે પશુપાલકને સૌથી મોટામાં મોટું અત્યારે જે ખોટ પડે છે એ નિવારી શકાય છે

મેથી દાણા જીરું હળદર ગોળ ત્યારબાદ હિંગ અને લીમડાના પાન ખસખસ અને મરી આ બધી જ વસ્તુઓ ખવડાવવામાં આવે તો પશુને જે ઝાડા છે એ બંધ કરી શકાય છે જેની અંદર મેથીના દાણા સો ગ્રામ ડુંગળી એક નંગ લસણ એક કળી જીરુ દસ ગ્રામ હળદર દસ ગ્રામ મીઠા લીમડાના પાન એક મુઠ્ઠી ખસખસ પાંચ ગ્રામ મરી દસ ગ્રામ ગોળ સો ગ્રામ અને હિંગ પાંચ ગ્રામ આ બધી જ વસ્તુને સુગંધિત આવે ત્યાં સુધી સૂકી મૂકો અને મિશ્રણને ઠંડું કરી પાવડર બનાવી દો. પાવડરને બીજી સામગ્રી સાથે દળીને paste બનાવો. આ paste નાના લાડવા બનાવી દો અને આ લાડવા દરરોજ એક દિવસમાં ત્રણ દિવસ એક દિવસમાં એક લાડવા એવા ત્રણ દિવસ સુધી ખવડાવો જેના કારણે નાના પશુ જે છે નાનું વાછરું છે એના ઝાડા બંધ થઈ જાય છે ત્યારબાદ કથીરી અને ઈતરડી આ પશુની અંદર સૌથી વધારે જોવા મળતા હોય છે આ જે કથીરી અને ઈતરડી જે છે ઈ બાહ્ય પરોપજીવી કહેવાય છે કે શરીરના બાહ્ય તરફ એટલે કે ચામડી ઉપર રહી અને પશુનું લોહી ચુસી અને પોતે પોતાનું નિર્વહન કરતા હોય છે તો આ એક જે જોઈએ તો કે પશુની અંદર સૌથી વધારે

નબળું પાડે છે અને પશુપાલકને દૂધ ઉત્પાદક ઉત્પાદકતામાં માઢી અસર પડે છે તો આના પણ એક ઘરગથ્થુ ઉપચાર છે કે જે લસણ લીંબ લીમડાના પાન લીંબોળી વચ્છાના મૂળ વછાના મૂળ means કે આપણે જે નદીની અંદર જે પાન થાય છે એ પાનના મૂળ અને વચ્છાના મૂળ કહેવામાં આવે છે તુલસી ગંધારું અને હળદર આ બધી સામગ્રીને જોઈએ તો કે લસણ દસ કળી લીમડાના પાન એક મુઠ્ઠી લીમડાના ફળ લીંબોળી એક મુઠ્ઠી વચ્છાના મૂળ દસ ગ્રામ હળદર વીસ ગ્રામ ગંધારું એટલે કે રૂખડીના પાન એક મુઠ્ઠી અને તુલસીના પાન એક મુઠ્ઠી આ બધી સામગ્રીને મિક્સ કરી દો અને મિશ્રણમાં એક liter ચોખ્ખું પાણી ઉમેરો હવે મિશ્રણને ગરમ ગરમીથી ગરણી થી ગાળીલો ગાળેલા પાણીને એકમઃ spray થાય તેવી બોટલમાં ભરી લે અને આ સ્ત્રીને વાપરવાની રીત એવી રીતે છે પશુપાલન ની અંદર પશુના આખા શરીર ઉપર ગાળેલા પાણીને spray કરો આ spray પશુના વાડામાં અને દીવાલોની ચિરાડો માં પણ છાંટો એક ચોખા કપડા ને આ પાણીમાં ભીનું કરી પણ પશુ પર લગાવી શકાય છે જ્યાં સુધી કથરી

એટલે તમારા પશુના શરીર ઉપર રહેલી કથેરી ઈતરડી જવા કે ચાંચડ નો જે પ્રશ્ન છે એ દૂર થઈ જાય છે અને પશુને જે

ત્યારબાદ mercedes નામના રોગની અંદર પણ આવની અંદર સોજો ચડતો હોય છે તો આવા સમયે કુંવરપાઠું લીંબુ લીંબ મીઠા લીમડાના પાન ગોળ ચૂનો અને હળદર આ સામગ્રીને કુંવરપાઠુ બસોપચાસ ગ્રામ હળદર પચાસ ગ્રામ ચૂનો પંદર ગ્રામ અને લીંબુ બે નંગ બનાવવાની રીતમાં જોઈએ તો કે કુવારપાઠું હળદર અને ચુનાને mix માં મિક્સરમાં mix કરી આનો લેપ બનાવવો અને લીંબુ કાપીને ચાર ભાગ કરો ઉપયોગ કરવાની રીત એક મુઠ્ઠી લેપ માં દોઠસો થી બસો milli પાણી નાખી દ્રાવણ બનાવી ગયું. આવને ધોઈને સાફ કરો અને મિશ્રણને આખા આવ ઉપર ઘસી માલિશ કરો. આ પ્રક્રિયા દિવસમાં દસ વાર કે પાંચ દિવસ સુધી કરવી જેને કારણે પશુ ત્રણ દિવસ સુધી દરરોજ બે લીંબુ ખવડાવો જો દૂધમાં લોહી આવતું હોય તો ઉપર પ્રમાણેની પ્રક્રિયા ઉપરાંત બે મુઠ્ઠી મીઠા લીમડાના પાન અને ગોળ mix કરી જ્યાં સુધી લોહી બંધ ન થાય ત્યાં સુધી દિવસમાં બે વાર ખવડાવો જેના કારણે પશુના દૂધની અંદર આવતું હોય આવનો સોજો કે mercedes રોગ જે હશે એને નિવારણ કરી શકાય આરવો ચડવો એટલ કે આવ માં પાણી ભરાવવું આ પ્રશ્ન જ્યારે પશુ વિયાજણના સમયે જ હોય ત્યારે સૌથી વધારે આપને જોવા મળતું હોય છે એમાં ખાવાનું તેલ લસણ અને હળદર આ ત્રણેય સામગ્રીને એમાં તલનું તેલ અથવા લસણને બસો milli હળદર એક મુઠ્ઠી અને લસણ બે કળી તેલ ગરમ કર અને બનાવવાની રીતમાં જોઈએ તો કે તેલ ગરમ કરો અને તેમાં હળદર તથા લસણના ટુકડા નાખો બરાબર mix કરો અને ઊકળે એ પહેલા જ ગેસ stove ઉપરથી ઉતારી લો મિશ્રણ ને ઠંડુ કરી દોયો અને આને ઉપયોગ જ્યાં સુધી પાણી ભરાય છે ત્યાં આખા બાવલા અથવા આ ઉપરના મિશ્રણને ઘસીને લગાવો દરરોજ ચાર વાર અને દી ત્રણ દિવસ સુધી લગાડો મિશ્રણની અંદર આ એક વસ્તુ એવી છે કે મિશ્રણ લગાવતા પહેલા mastitis છે કે નહીં તે ચકાસી લેવું ખૂબ જરૂરી છે પશુના અંદર કૃમિ થવા એટલે કે ના આજે કૃમિનો રોગ છે ઓલા આપણે જે ઈતરડી ત્યારબાદ સંસાળ જવ આ વસ્તુ છે એ બાહ્ય પરોપજીવી છે એટલે કે પશુને બહારથી કોરી થાય છે જ્યારે આંતરપ્રોગજીવી એટલે કે આંતરપ્રોપજીવીની અંદર ઘણા બધા કૃમિનો સમાવેશ થાય છે કરમિયાન નો સમાવેશ થાય છે એ પણ પશુને ઘણી રીતે નુકસાન કરતા હોય છે કે નાના પારૂ ને જ્યારે કરમિયા વધે ત્યારે પેટ મોટું થઈ જાય છે વાળ વધી જાય છે અને પશુ નબળું પડતું જાય છે અને જો આનો સારવાર ન કરવામાં આવે તો પશુ ને ખોવાનો પણ આપણે વારો આવે છે તો આની અંદર આપણે ઘરગથ્થુ ઉપચારમાં જોઈએ તો કે ડુંગળી લસણ રાય લીમડાના પાન કેળનું થડ પ્રકાંડ

લીમડાના પાન એક મુઠ્ઠી જીરું દસ ગ્રામ કારેલા પચાસ ગ્રામ હળદર પાંચ ગ્રામ મરી પાંચ ગ્રામ કેળ નું પ્રકાંડ સો ગ્રામ કુબાના પાન એક મુઠ્ઠી અને ગોળ દસ ગ્રામ આને બનાવવાની રીતમાં જોઈએ તો કે મરી જીરુ અને રાઈને ત્રીસ મિનિટ સુધી પાણીમાં પલાળી રાખો બધી સામગ્રીને દળી ને paste બનાવી દો ઉપયોગ કરેલી ઉપર જણાવેલી પછી જ માહિતીને આપણે વાપરવી કઈ રીતે તો કે paste ના નાના નાના લાડવા બનાવી આ લાડવાને મીઠા સાથે દરરોજ એકવાર દિવસમાં પશુને ખવડાવવાથી આજે આંતરપરોપજીવી છે એને નાબૂદ કરી શકાય અને આપણા પશુને સારવાર સારામાં સારી કરી શકાશે ત્યારબાદ જોઈએ કે મેલી ન પપાડવી એટલે કે આપણી દેશી ભાષામાં જર ના પડવી એટલે આ જર ના પડવી જેની અંદર આપણે જોઈએ તો કે મૂળો ગોળ મીઠું અને ભીંડા આ વસ્તુને મૂળો એક આખો ભીંડા પા એક થી દોઢ કિલો ગોળ જરૂરિયાત પ્રમાણે અને મીઠું જરૂરિયાત પ્રમાણે નાખી ભીંડાને બે ભાગમાં કાપી અને અન્ય ટુકડા ની અંદર વહેંચણી કરી નાખો આને બધું થઈ ગયા પછી ઉપયોગ કઈ રીતે કરવો? તો કે પ્રસ્તાવના બે કલાક કે એક આખો મોળો ખવડાવો જો આઠ કલાક સુધી મેલી ન પડે તો એક point પાંચ કિલો ભીંડો ગોળ અને મીઠા સાથે ખવડાવો જો બાર કલાક સુધી મેલી જરૂર ના પડે તો મેલી જર ને છેક ઉપરના ભાગેથી ગાંઠ મારીને બે ઇંચ નીચે કાપી દયો મેલી જરને થી કાઢશો નહીં અઠવાડિયામાં દરરોજ એક મૂળો ચાર દિવસ સુધી ખવડાવો જેના કારણે પશુના શરીરની અંદર રહેલી મેલી જે છે એ ધીરે ધીરે ટુકડાના સ્વરૂપમાં બહાર આવશે અને પશુના ખોઠો સંપૂર્ણપણે જે અંદરની side થી સાફ થઈ અને નીકળી જશે ત્યારબાદ આપણે એક અત્યારે જોઈએ છે એટલે માટી ખસી જવી એટલે કે ગરમી કાઢી નાખવી આજે પ્રશ્ન છે એ અત્યારે વિયાંજણ પહેલા અને પછી પણ આવા ઘણા બધા પ્રશ્નો જોવા મળતા હોય છે ત્યારબાદ કોઇ પણ પશુ વારંવાર ઊઠવા માંરતું હોય એને પણ આ ગરમી કાઢવાના પ્રશ્નો જે છે ઈ સૌથી વધારે જોવા મળતા હોય છે જેને માટે ખસી જેવી અથવા ગર્ભાશય બહાર આવી જવું એવું પણ કહેવામાં આવે છે જેની અંદર કુવારપાઠું લજામણી ના પાન અને હળદર આ બધી સામગ્રીને એકઠી કરવાની કુવારપાઠાની જેલ એક આખા પાનની હળદર એક ચપટી અને લજામણીના પાન બે મુઠી આને બનાવવાની રીત જોઈએ તો કે કુવારપાઠાના પાનની જેલ કાઢીને જેલની ચીકાશ નીકળી જાય ન જાય ત્યાં સુધી પાણીની સાફ કરો એક ચપટી હળદર નાખી મિશ્રણ અડધું થઈ જાય ત્યાં સુધી ગરમ કરો અને ઠંડુ થવા દોયો અને ત્યારબાદ લજામણીના પાનની paste બનાવો ઉપયોગ કરવાની રીત ખસી ગયેલી માટીને સાફ કરો ઠંડુ થયેલું મિશ્રણને બહાર નીકળેલા ગર્ભાશય પર છાંટો મિશ્રણ સુકાઈ જાય પછી લજામણીના પાનની paste લગાવો જ્યાં સુધી સ્થિર કે સુધરે નહીં ત્યાં સુધી આ વારંવાર કરતા રહો તો આવી જ રીતે આપણે જોઈ શકીએ છીએ કે જે આપણને ઘરગથ્થુ પશુપાલન જે છે તે ઘરગથ્થુ પશુપાલન અંગેના ઉપાયો છે એ મેં તમને અત્યાર સુધીની અંદર જણાવેલા કે જેની અંદર આપણને જ્યાં સુધી ડોક્ટર આપણા ઘરે સારવાર અર્થે ના પહોંચે ત્યાં સુધી આપણે

અને ત્રીજા lecture ની અંદર આપણે MS Excel ની Shortcut Key ની વાત કરીશું, તો શરૂઆત કરીએ છીએ કે કેટલી માહિતી છે જે Exam વખતે ઉપયોગી કે very important હોય છે MS Excel માંથી પૂછાય છે. તો સૌથી પહેલા તો MS Excel નો Logo કેવો દેખાય છે? તો અત્યારે જે latest ચાલે છે બે હજાર ઓગણીસ માં, તો એમાં MS Excel નો કઈક આ રીત ના Logo તમને દેખાશે. હવે MS Excel નો ઉપયોગ શું છે?

Bill બનાવવું છે, MarkSheet બનાવવું છે, Accounting બનાવવું છે. આમ તો Accounting માટે એક Specific Software છે જેને Tally કહીએ છીએ. જે લોકો Commerce ના હશે એમને ખબર હશે. Tally નામનું Software આવે છે Accounting માટે પણ તમારો નાનો એવો Business હોય તો તમે MS Excel ની અંદર પણ એનું Account લખી શકો છો. આ ઉપરાંત Chart, Graph કે Report તૈયાર કરવા માટે MS Excel નો use થાય છે. જે રીત ના આપણે MS Word જોયું હતું તો MS Word એક Text Editing Software હતું. જેની અંદર આપણે Text લખતા હતા એને Edit કરતાં હતા એને Format કરતાં હતા. એ જ રીતના MS Excel ની અંદર આપણે કઈક ગણતરી કરવી છે. કઈક Bill બનાવવું છે, કઈક Marksheet બનાવવું છે, કઈક Budget બનાવવું છે, તો એના માંટે આ MS Excel નો use થાય છે. MS Excel નું બીજું નામ Most most most IMP છે પૂછાઇ ગયેલું છે. કે MS Excel ને બીજા ક્યાં નામ થી ઓળખવામાં આવે છે? તો Spreadsheet. યાદ રાખો Spreadsheet. અને Spread sheet ને બીજા work sheet ના નામ થી પણ કે ઓળખવામાં આવે છે. work sheet એ જ તમારી Spread sheet OK વધીએ છીએ હવે આગળ તો આ થઈ ગઈ તમારી basic માહિતી. હવે, MS Excel ને ચાલુ કરવી હોય તો એની પણ ત્રણ રીતના છે. જે રીતના આપણે MS Word જોયું હતું, એ જ રીતના MS Excel ને પણ ત્રણ રીતથી ચાલુ કરી શકાય. સૌથી પહેલા તમે Start Menu ની અંદર જાઓ અને Start Menu ની અંદર જઈને તમે નીચે લખો ExcelExcel લખશો એટલે તમને આ રીતના આવી જશે કે ભાઈ Microsoft Office Excel બે હજાર સાત. એના ઉપર click કરો એટલે તમારું MS Excel ખૂલી જાય. બીજી, Start Program માં જાઓ, પછી Microsoft Office ખોલો અને Microsoft Office ની અંદર MS Excel લખેલું હોય જે traditional રીત છે OkayStart Menu ખોલો, એમાં All Programs માં જાઓ All Programs ની અંદર Microsoft Office લખેલું હશે અને એ Microsoft Office ની અંદર MS Excel લખેલું હશે. એ રીતના પણ તમે ખોલી શકો છો. હવે ત્રીજું most IMP જે Exam માં પૂછાતી હોય છે કે Run કે Run Command ની અંદર તમે Simple Excel લખશો અને Excel લખી ને તમે Enter કરશો, તો પણ તમારું Microsoft Excel ખૂલી જશે. હવે MS Word ની અંદર પણ જોયું હતું તો કોઈ તમે નીચે Comment કરો MS Word જો તમે જોયું હોય Latest જોયા હોય અને તમને ખબર હોય, તો નીચે comment કરો કે Run command ની અંદર શું લખવાથી, એટલે Enter આપવાથી MS Word ખુલશે. નીચે comment કરો મને ભાઈઓ અમુક તો clear થઈ ગઈ હશે ત્રણ રીતો MS Excel ને open કરવાની, વધીએ છીએ હવે આગળ, Okay તમે જોયું MS Excel open કરતાં હોઈએ આ type નું તમને કઈક

One by one કરીએ અને એક overview લઈ લઈએ કે કઈ રીતના હોય પછી આપણે practical ભણીશું ત્યારે deep માં આની વાત કરીશું. સૌ થી પહેલા ઉપર ના ભાગ માં તમને જોવા મળશે Title Bar. એટલે એ Title Bar ની અંદર તમને શું જોવા મળશે? તો Title જોવા મળશે. એટલે કે જે પણ તમે નામ, આપેલું હશે તમારી MS Excel file નું, એ તમને અહિયાં નામ જોવા મળશે. જેમ કે By Default તમને જોવા મળે છે Book એક, એ છે Title Bar. Title Bar ની તમે જમણી side જોશો એટલે કે as usual બધા માં જે હોય છે એવા ત્રણ button જોવા મળશે. એક છે Minimize નું, એક છે screen ને નાની મોટી કરવાનું અને એક છે close જેને આપણે Control Button કહીએ છીએ, OK. ડાબી બાજુ આવશો તો ડાબી બાજુ quick access button જોવા મળશે, જેની અંદર Save, Undo, Redo અને અહિયાં તમને જોવા મળશે Office button. હવે આ Office button એટલે જ તમારૂ File Menu જે મે તમને દર વખતે કહું છું કે File Menu ને Office Button ના નામ થી ઓળખવામાં આવે છે. એનાથી તમે નીચે આવો એટલે આવશે Menu Bar અને એ Menu Bar ની અંદર તમને જુદા જુદા type ના Menu જોવા મળશે. Home Menu છે, Insert Menu છે, Page Layout છે, Formula છે, Data છે, Review છે, View છે અને Board છે. બધી વસ્તુ ને આપણે deep માં ભણીશું. એનાથી તમે નીચે આવો છો તો આને કહેવામા આવે છે, Ribbon શું કહેવામા આવે છે? RibbonRibbon એટલે શું? કે દરેક Menu ખોલો અને એ Menu ની અંદર જે પણ function તમને જોવા મળે છે એને Ribbon કહેવામા આવે છે. જેમ કે અત્યારે તમે Board Menu ખુલેલું છે, તો આ Board Menu ની અંદર તમને આ નીચે જે આ દેખાય છે, Okay એના જે tools દેખાય છે, તો એને Ribbon કહેવામાં આવે છે. Home menu ખોલો તો એની અંદર અલગ tools હોય. Insert ની અંદર અલગ tools હોય એ બધા ને શું કહેવામા આવે? Ribbon કહેવામા આવે, Okay એનાથી just તમે નીચે આવશો તો બે મહત્વની બાબતો તમને જોવા મળશે, જે ખાલી અને ખાલી MS Excel ની અંદર જોવા મળે છે. ના PowerPoint ની અંદર જોવા મળે છે ના MS Word ની અંદર જોવા મળે છે. સૌથી પહેલું છે Address Bar અને બીજું છે Formula BarMost most most IMP Okay હવે જે અહિયાં Address Bar છે આ શું દર્શાવે છે? તો Address Bar એ cell નું Address દર્શાવે છે. હવે cell એટલે શું? તો યાદ રાખજો MS Excel ની અંદર જે ખાના ખાના દેખાય છે ને, તો દરેક ખાના ને cell કહેવા માં આવે છે. શું કહેવામા આવે છે? cell ના નામે ઓળખવામાં આવે છે. અને જે cell active હોય એનું address તમને ક્યાં જોવા મળે? અહિયાં Address Bar માં જોવા મળે. For Example વાત કરું કે આની અંદર છેલ્લા number નું cell છે એ active છે.

Okay સમજી લો કે આ જુઓ, આ active હોય તો આનું address નું ઉપર થી તમે જુઓ column, તો ક્યાં number ની column છે? તો F number ની column છે. અને Raw કઈ છે? તો Raw છે છઠ્ઠી. તો આનું address શું થઈ જશે? F છ તો F છ ત્યાં લખેલું આવશે. એટલે જો simple Address Bar ની અંદર, જે cell active હોય તેનું address તમને જોવા મળશે. એના બાજુમાં તમે જશો, તો આવશે Formula Bar આ Formula Bar શેના માટે છે? ખાલી અને ખાલી MS Excel માં જોવા મળે છે. આની અંદર તમે જુદા-જુદા Function લખવા મળશે. સમજી લો કે અહીયા બે કિમતો છે એનો સરવાળો કરવો છે, એની બાદબાકી એનો ગુણાકાર Maximum પણ ત્યાં શોધવી છે અને Factorial શોધવું છે. તો એના જુદા જુદા Formula આપણે બનશે, OKNext lecture આવશે એમાં અંદર આપણે MS Excel ના Formula ભણીશું. તો એ Formula તમારે અહિયાં Formula Bar ની અંદર લખવાની એ Very important છે આપણે યાદ રાખીએ. એનાથી નીચે આવશો તો બે વસ્તુ તમને જોવા મળશે, જે Cell છે એ Cell બે વસ્તુ થી બને, એક Column અને એક Raw. હવે column કઈ કઈ જગ્યા એ છે તો જુઓ અહિયાં ઉપર લખેલું છે A, B, C, D, E આ બધી છે column શું છે આ બધી? column છે. જેને column heading કહેવામા આવે છે. અને આ બાજુ તમને દેખાય છે ને એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ એને શું કહેવામા આવે છે? Raw કહેવામા આવે છે. અને એને Raw heading કહેવામા આવે છે. અને એ બંને ના Combination cell બનશે અને એ Cell નું Address બનશે. I hope so તમે Clear હશો? હવે, જેમ કે કોઈ પણ Cell હોય, તો એનું Uniqe address હશે. કોઈ પણ એવો Cell નહીં મળે જેના Same address હશે. કારણકે જુઓ માથી કોઈ પણ, કોઈ પણ Cell લઈ લો, સમજી લો આ Cell લઈ લો તમે તો આનું Address કઈ રીતના બનશે? કે પહેલા Column નું નામ લખવાનું, કે column કઈ છે? K number ની Column છે. અને Raw કઈ છે? ત્રીજા number ની Raw છે, તો K ત્રણ તો આ Cell નું Address થઈ જશે તમારું K ત્રણ આ રીતના કોઈપણ Cell તમે લઈ લો તો એનું એક Unique address હશે. Same to same બે Address બે Cell ના નહીં મળે. કેમ કે આ ઉદાહરણ લઈએ તો અહિયાં ક્યા Number ની Column છે? તો આ Number ની છે G number ની column છે. અને Raw છે બાર નંબર ની તો આ Cell નું Address થઈ જશે G બાર. Okay તો I hope so તમે Clear હશો. વધીએ છીએ હવે આગળ, હવે વાત કરીએ Scrolling Bar એ Scrolling Bar બે તમને જોવા મળશે એક Horizontal પણ જોવા મળશે અને એક Vertical જોવા મળશે. અહિયાં તમે જુઓ તો અહિયાં તમને Vertical શું જોવા મળશે Scroll bar જોવા મળશે અને એવું ને એવું Scroll bar તમને નીચે Horizontal ફોર્મ માં પણ તમને જોવા મળશે, Okay એનાથી તમને નીચે આવતા અહિયાં તમને ત્રણ Sheet દેખાશે Sheet એક Sheet બે અને Sheet ત્રણ. તો જ્યારે પણ તમે MS Excel open કરો છો ત્યારે By default Default રીતે તમને ત્રણ Sheet આપવામાં આવે છે. Okay, by default યાદ રાખજો આવા Question પૂછાઇ જાય. કે જ્યારે MS Excel open કરીએ ત્યારે By default તમને કેટલી Sheet આપવામાં આવે છે? તો ત્રણ Sheet આપવામાં આવે છે. અને એના બાજુમાં તમને આ દેખાય છે ને? અહીયા થી તમે નવી Sheet ને Add કરી શકો છો. Okay? તો આને શું કહેવામા આવે છે? work sheet Set કહેવામા આવે છે શું કહેવામા આવે છે? work sheet Set કહેવામા આવે છે. અને એનાથી સૌથી નીચે તમને જોવા મળશે Status Bar as always જે બધા Software ની અંદર હોય. જે રીતના આપણે MS Word ની અંદર પણ જોયું તું કે સૌથી ઉપર Title Bar હોય અને સૌથી નીચે Status Bar હોય, ઇ જ રીતના MS Excel ની અંદર પણ સૌથી ઉપર Title Bar છે અને સૌથી નીચે તમને Status Bar જોવા મળશે. અને Status Bar ની તમે જમણી Side જશો એટલે તમને જોવા મળશે Zoom Button Okay તો MS Word ની અંદર આપણે જોયું તું કે Minimum અને Maximum Zoom કેટલું હોય શકે? તો MS Word ની અંદર દસ Minimum અને પાંચસો પાંચસો ટકા Maximum હતું. પણ અહિયાં યાદ રાખજો આમાં Maximum છે ચારસો ટકા. Minimum દસ ટકા છે પણ Maximum તમે ચારસો ટકા Zoom કરી શકો છો. અને એના પછી તમે અહિયાં જોશો કે અહિયાં જુદા જુદા Type ના View જોવા મળશે, OkayMS Excel જેમાં આપણે જોઈએ છીએ ને MS Word માં View છે View છે, એ જ રીતના જુદા જુદા Type ના તમને અહિયાં View જોવા મળશે.

કે ભાઈ MS Excel તમે ઓપને કરો છો ત્યારે, એનો Default File Name શું હોય છે? તો Very Very Important, એનું Default નામ હોય છે Book એક. ચાલો MS Word નું તમને કહું MS Word નું Default નામ શું હોય છે? Document એક. શું હશે? Document એક. એ જ રીતના આનું Default નામ હોય છે Book એક. Very Very Important જ્યારે પણ તમે MS Excel ઓપન કરો તમે પોતાનું નામ ના આપો ત્યાં સુધી એનું By Defaut નામ તમને જોવા મળશે. Book Okay એક. Default Font ક્યા જોવા મળે? જ્યારે પણ MS Excel ઓપન કરો ત્યારે Default Font કેટલા ક્યા જોવા મળે છે? Calibri ક્યા જોવા મળે છે? તો Calibri જોવા મળશે. OkayDefault Font Style કઈ જોવા મળશે તો Regular જોવા મળશે. Regular નો મતલબ શું? Simple લેકિન તમે કોઈ વસ્તુ લખો છો Bold Italic કે Underline વાળી ન આવે, Simple આવે એટલે કે જે Regular હોય એ આવે. તો Default Font તમને જોવા મળશે Calibri, પણ Default Font Style કઈ જોવા મળશે? તો Regular જોવા મળશે. વાત કરીએ Font ની Style ની, તો Default Font Size કેટલી જોવા મળશે? તો અગિયાર જોવા મળશે. MS Word ના જેમ Same to Same જેમ MS Word ની અંદર અગિયાર હતી Same to Same અહિયાં પણ Default Size અગિયાર જોવા મળશે. Minimum આઠ અને Maximum બોત્તેર જે આપણે MS Word ની અંદર જોયા હતા. તો Same to Same જ છે અહિયાં પણ, હવે Default Font Size અગિયાર હોય, Minimum આઠ હોય અને Maximum હોય બોત્તેર હવે વાત કરીએ Default AlignmentVery Very Very Important તો એ ત્રણ Type ના Alignment તમને જોવા મળશે. એમાથી Default Alignment હોય છે યાદ રાખજો Bottom હવે MS Word ની વાત કરીશું તો MS Word માં ચાર Type નાં Alignment હતાં. અને એ ચાર Type Left, Right, Justify અને Center એમાંથી Default Alignment હતું Left યાદ રાખજો Default Alignment ક્યુ હતું? Left હતું MS Word ની અંદર પણ MS Excel ની અંદર યાદ રાખજો Default Alignment ક્યુ હતું? Bottom તો ઇ કઈ રીતના? તો યાદ રાખજો જ્યારે પણ ખાના હોય છે, OkayMS Excel ની અંદર તો ખાના છે. તો એક ખાના ની અંદર જ્યારે તમે કોઈ વસ્તુ લખો છો જેમ કે શ્રીફળ શ્રીફળ લખું તો એ શ્રીફળ Bottom ને અડીને લખાશે. Okay By Default એ છે તમને Bottom ને અડીને એ વસ્તુ લખાશે. એટલે એનું Default Alignment ક્યુ હોય છે? Bottom હોય છે. OK એ રીતના આનું Default Alignment Bottom તમને જોવા મળશે Okay Default Chart ક્યો હોય છે? તો Very Important તો Default Chart હોય છે ColumnOkay એટલે તમે Chart જોઈ શકો છો જુદા જુદા પ્રકાર ના

કે Default Page Orientation ક્યુ હશે? તો Portrait હશે. Sir એ કઈ રીતના? કારણકે MS Excel ની અંદર ખાના ખાના હોય, તો એમાં આપણે કઈ રીતના Define કરી શકીએ કે એમાં Portrait હોય કે Landscape હોય કારણ કે MS Word ની અંદર તો આપણને ખબર છે ભાઈ કે Page wise છે એ કઈક આ રીતના તમને દેખાય, જેનાથી આપણે Define કરી શકીએ કે ભાઈ આ Portrait છે.

આ બધુ Mind માં ઉતારી દેજો. OkayDefault Paper Size કઈ હોય છે? તો Default Paper Size હોય છે A ચાર, એટલે કે જ્યારે પણ તમે Print કઢાવશો તો A ચાર Size પ્રમાણે નીકળશે. જોકે એને તમે અહિયાં થી Change કરી શકો છો. By Default તમને શું જોવા મળશે? A ચાર જોવા મળશે. અને Print Quality કેટલી જોવા મળશે? છસ્સો DPI શું જોવા મળશે? છસ્સો DPI હવે DPI નું Full Form Dot per Inch Okay Dot per

આફત આમ તો બે પ્રકાર ની જોવા મળે છે કુદરતી આફત અને માનવસર્જિત આફત કુદરતી આફત ઍટલે જે કુદરત કે દ્વારા સર્જાતી હોય છે જે તેનું હાથમાં કોઈ જો આ

જ્યારે જળ પ્રદૂષણ વાયુ પ્રદૂષણ ધ્વનિ પ્રદૂષણ યુદ્ધ છે રમખાનું આકશ માટ આ વધી વગેરે આફતો છે માનવસર્જિત આફતો છે જેને આપણે રોકો શકીએ છીએ પરંતુ ભૂકંપ ઍક કુદરતી આપતી છે

તંત્ર ખોરવાઇ ગયું છે કીના લીધે આપણે ઘણી બધી આફત નો સામનોકરવું પડે છે ભૂકંપ ઍટલે શું ભૂકંપ ને ધરતી કામ પાથતું ધરતી કંપના આંચકા તરીકે કોણ ઓળખવામાં આવે છે. આ ભૂકંપ ની સામાન્ય વ્યાખ્યા જોઈએ સામાન્ય અર્થ જોઈએ તો પૃથ્વી ના પાડો માં અચાનક ઉર્જા ઉત્પન થવાથી અનુ અનુ ભાવ અનુ ભવાય છે કે ધરતી પર કંપન થઈ રહ્યું છે ધરતી વૃજવા લાગે છે ઍટલે આપડે એને કહીએ કે ભૂકંપ એ કંપન જેવી જેવુ અનુભવ થાય છે ધરતી પર ઍટલે આપડે એને નામ આવે છે ભૂકંપ આ પૃથ્વી ના પદોમાં અચાનક આજ ઊઝા ઉત્પન થવાથી જમીન પર આજ સાથે હલન ચલણ નો અનુભવ થાય છે જે આપણે ધરતી કામ તરીકે ઓડખીએ છીએ આ ઘનતા છે દડ અને વ્યાસ માં પૃથ્વી સૌરમંડળ માનું જમીન માં જમીન ધરાવતે સૌથી મોટો ગ્રહ છે પૃથ્વી પર જમીન વિસ્તાર કરતા દરીએ ની વિસ્તાર કા આ ત્રણ વધારે છવાયલો છે પરંતુ પૃથ્વી જમીન વિસ્તાર પણ આ ખુબજ વધારે છે પૃથ્વી પર ના પોપડા બે પ્રકાર ના જોવા મળે છે continental ઍટલે કે કામ Granite અને basaltic તર નો સમાવેશ થાય છે જ્યારે વિજો ભાગ છે એ માહાસાગરો માં જોવા મડે છે જેમાં કામ બને basaltic નો સમાવેશ થાય છે પૃથ્વી માં આ પોપડાઓ માં હલન ચલણ ની પ્રક્રિયા ભુ ભૂકંપ

અને વધુ ચર્ચિત એ તરય રીતે ને અંશે જોવા મળે શે આ માનવી ભૂકંપ થી ધડ ઘડાવા માટે એનેક સ્થળ એને ભી મેલા માટે જમીન ના ખોદકામ કરે છે એ ઉપરાંત પહાડી કોતરી કોતરી ને રસ્તા બનાવ આવે છે રેલવે ને કટાવ બનાવે માં આવે છે પછી ને ઘરાવા માટે mining અને ઉંધી ખોદ કામ કરવાનું આવે છે આખરે અવધિ પ્રવૃત્તિ મંદ સાધિત છે અને આના કારણ જે પણ ભૂકંપ થયાઈ જે પણ સજ્જન થયી શકે છે આ આંતરિક કારણે પૃથ્વી નો આંતરિક ભાગો માં આચાર શક્તિ જોવા મળે શે અને જેને કારણે પૃથ્વી ના

ભૂસ્તર માં સંજ્ઞા સૌથી જાડા મુખિયો ના વિસ્તર થવા જે ભૂ સ્સ્થળ ના નીચે વધારે પ્રક્રિયા જી પણ તી પણ તરજાતે જોવા મળે છે

Epicenter કહેવામાં આવે છે ભૂકંપ ના ઘણા પ્રકારે છતાં જુવા મળે છે સુધી છ hundred ની કારણો ની સ્થાનિક બંધારણ પણ જવાબદાર છે જે આવે અત્યરે માં એક ત્યાંથી પણ દોનો થયેલા હોય શકે જે અવરનું ભૂકંપ જોવા મળશે છે તને tectonic ધરતી કંપ પૃત્વી પર સાંજે ગમે શકે છે જ્યાં પણ શક્યતા હોય છે ત્યાં ભૂકંપ સર્જાય શકે છ duty તો રચલાયેલો ચપટી નો મોટો ઠાલો તારણતી plate એને તર તેંગળીય દર્શાવી હોય છે ભો સ્થળ માં ચપટી ના હોય તો આ plate અસાનીસી કોઈ પણ પ્રકાર ના જશે આવે એક બીજા તર ટી હલન ચલણ કરતી હોય છે પણ મોટા પાવે પૃથ્વી પાડો થી શકાય જોયી છે અને આઠ ચાંપતા થી છે આ plate ખસે ત્યારે ઘર્ષણ ગ્રશન ઉત્પન્ન થાય છે અને ગ્રશન અનુભવાય છે ત્યાં રીતે ભૂકંપ સર્જ તે જોવા મળે છે અચાનક થી ઉભોવતો ભૂકંપ ઘણી વસ્તી ચ મોટા પ્રમાના તારા જી અને અનુસાઇક વર્જિત છે અને જેને પણ અપને સરસ જાણીયે છે સચ માં અયેલા ગ્રેષર એક નું ભૂકંપ આજુ આપણે થી જુલિયા ના એક વક્ત ના શકે માસ ને જીવો વધારે હતો તને મોટા નું ઘરશાઈ ને સાથ મનુ ફેરવાય ગયા હત મૃતનક ના કારણે ખાલી મનુષ્ય ના પ્રાણીઓ પણ અજીબ બીમારી હતો અને નુકશાન ને હેટયા હતા ભૂકંપ ના કારણે એ જણજેવન નું સ્તર

આ દ્રુજાની તે જમીન ના ફાટ પડી ગયી એ ભૂકંપ ની આશા છે જેના કારણે ઇમારતે તે બાન્ધકામે નુકસાન શકું જોવા મળે છે બધી પ્રગિયે નથી હોતી ક્યા સખત હોય છે ક્યા નરમ પણ હોય છે ભૂકંપ ની આ અસર નુ આધાર જમીન ના પ્રકારો પર નિર્ભર રહે છે ભૂકંપ ના કારણે ઝમીન માં પડતી ફાટ ઝમીન ને બે ભાગો મા વિભાજીત કરી દે છે એટલા કે ઘની વાર મોટા પ્રમાન મા ભૂકંપ સરજાઓ હોય કે ત્યારે એક મોટા પૂલ ને એ બે એ બે ભાગો મા વિભાજીત કરી નાખે છે બે ભાગો ને બદલી નાખે છ ઘની વક્ત પૂલ છે બંધ છે વીજળી મસ્તક છે અત્યારે ફેક્ટરિયો છે વાયુ મસ્તક છે વગેરે સ્થાનક પર જો ભૂકંપ અનુભવ્યે અને ધ્રુજાદી સાથે જો જમીન મા ફાટ પડે તો અન્ય પણ મુસ્કિલ નુ સરજતી જોવા મડે છે આ દરીયા ભૂકંપ ના લિધે ત્રિવ દર મા મૌજા ઉત્પન થાય છે અને આ મૌજાઓ ભરપુર વેધ દરિયા કિરાના ના વિસ્તાર દરિયા માં ફરવી નાખે છે પાણી ખાંભા થી ઉપર આવી જાય છે છે ખૂબ જ મોટા પ્રમાન ના સુનામી આવી હોય